આજે હું તમને એક યંત્ર વિષે કઈશ તેનું નામ છે હિરણ્ય ઉપર ચાલતું યંત્ર શિયાળો વિતાવા માટે દર વર્ષે ભારત માં આવતા fish પક્ષી નું ચિન અને ભારત માં ધારવણી માં છે chinesse cookery રેશમી કાપડ હસ્તકલા ની ચીજો તથા પડી જ હોય ચીજે તથા બારી બારણાં ના પડદા carpet stationary વગેરે પર પરકુંજ ના સુંદર ચિત્રો જોવા મળે છે આપણા માટે વધુ જાણીતું હોય તો કુંજપક્ષી નું મૂળ ચીની બનાવટ નું રમકડું જેની તરસ કદી ગુજરાતી ન થયું આ રમકડું કે જેટલા પચાશેક વર્ષ થયે ભારત નું કેમ કે તેનું હલનચલન કરતાં પોહચયુ હોય છે કોરી વસ્તુ સુકતા કે અર્થતંત્ર પારખશુક્લા એ બહુ જ લાંબો સમય સક્રિય રહી શકે નહિ પરંતુ કુંજ પાણી ભરેલા પાત્ર માં વખતો વખત પોતાની ચાંચ બોળીયા કરે થોડું પાણી ઘટઘટાવ્યા બાદ તે આપો આપ સીધું થઈ જાય ઢોર ની જેમ બોલે છે સહેજ વાર પૂરતું સ્થિર રહે અને વળી આગળ નમી ને પાણી ના છાંટ ઉડાવે છે સફાઇ ના કારણે ઘણીવાર બીજો વરસી કુંજ હલન હલનચલન જોઇ શક્યા હશે

તે વસ્તુ ની બાહ્ય પરિબળ નો હોવો જોઈએ ત્યાં સુધી તે પોતાની સ્થિતી બદલાતી નથી ચાઈનીજ રમકડું તો સ્થિતિ બદલ્યા જ કરે છે આ રમકડુ

પવન કુંજી નો case ન સમજાય તો તેને આપણે જાત તપાસ કરી આ રમકડાં નો મુખ્ય અને મહત્વ નો આ સજાવટ છે વિવિધ દ્રવ્ય છે નવિલિન છે રીતે વસ્તુ નાનો ગોળો પણ કાંચ નો છે ઇથાલ નામ નો science તેમાં ભરેલો હોય છે અને પોલીનળી તે પ્રવાહી માં ડૂબેલી હોય છે ઇથાલ અંદર ભરેલું હોય છે દરેક દ્રવી માં દ્વિત્ય જરૂરી છે તે ખાસ જોએ મેઘધનુષ લાવા માટે સૌ પેહલા આપણે પોતે તેનું નોંધી પાણી આહિયા પડે છે પોલીથીન બાદ

કુંજ ના માથા માં જતાં વજનદાર છે રુદ્રા કુંજ માં જ કોઈ ને આડી ધરી પર નીરોગી માત્ર જ જોવા ખાતર છે તે રીત ના ધ્યાન કરે છે થોડા સમય પછી કાંચ ની માં આસ્તે આસ્તે ઊચે ચડતું દેખાઈ છે આ પ્રવાહી પ્રમાણે કુંજ માં છેક ગળા સુધી પોચે ત્યારે રમકડાં નો ઉપલ્લો હિસ્સો સફળ રીતે નીચલા ભાગ કરતાં વજનદાર બને

દ્રવી એ જ પોષ ચાળવ્યા બાદ પાછું તે ટટાર થાય છે અને આ જ રીતે કાયા ચાવીયા કરતી ક્યારે રોકાવા આવતી નથી વિજ્ઞાન ના સિધાંતો વિષે જેમને પાકી જાણકારી ન હોય તેઓ વિચારતા રહી જાય છે રમકડાં ને કયા એવું પરિબળ રાખે અંત માં સાથે બે છે કે કેટલીક રીતે વર્ણવૃતિ છે વારા ફરતી વેચવાની સતા છે અહી અને ફરી તૂટવાની પ્રત્યે પણ આ રમકડું તો પછી અખંડ ગતિ એ મળે તે અહી સ્વીકાર્યું છે ત્યાર બાદ ના તેના diagram માં બે નું સયોજક કર્યું પછી ના transfer દ્રવ ને નમૂના કોષ તેમાં બતાવે છે આ કોષ તેનું સારું કર્યું ઍટલે પોળી અને લાંબી નળી નું

જેને કારણે નિચલો ભાગ પાછો ભારે ફસાવ્યું તો મધ્ય બિંદુ તે પૂછે છે અને રમકડું હિલોર ભેર પાછુ છે આ સ્પસ્ટતા હજુ અધૂરી છે મુખ્ય પ્રશ્ન એ ખૂલશો બાકી રહ્યું ભીતર્યું level ફરીવાર તે કાંચ નું વધુ માં વધુ તેનું કામ છે આ રમકડાં નો સબંધિત પ્રકાર છે તે કાન માં જ રહેલું છે માટે સૌ ધ્યાનપૂર્વક સમજ

પણ હવા ના દબાણ માં જોઈએ તો પડી દે છે રમકડાં ના કુંજ એ જલપાન કર્યા બાદ જ્યારે મેળવે ત્યારે એમના માથા ના અને પીઠું ના ભાગે બંધારણ થી જ સરખુ હોતું નથી પ્રવાહી ભરાયું હોય તેનુ પરિવહન ટટાર થવા થી વિવિધ સ્થિતિ માં એકદમ સ્થિર થતાં પેહલા તે પાછું ક્યારેય સુધી હાલકડોલક થાય ઍટલે but weather બાષ્પીભવન ઝડપી બને માટે ગુરુત્વા મોટે બિંદુ ઉપર જતું રહે અને માથે થતી રહે એમનું શરીર સાદી લીટી માં ગોઠવાય કે તરત પ્રવહીઓ રસ્તો વીજળી તરફ મેઘમાર્ગ અને ત્યાં ના

પર round કારણ કે આ રમકડાં ની અને ગુજરાતી નો અખંડમધ્યય યંત્ર કહી શકાય ખરું અહી જો લોહીચૂમબક તે બીજો વિપુલભાઈ તે power set કરી આપે કદી ભૂલતો નથી છતાં તે નિષ્ક્રિય સક્રિય રહે છે સામન્ય રીત ની પવન

પરિણામે વ્યાખ્યા મુજબ તેના કણ ઘટી આંતર વિધિ દાખવી શકાય નહીં science મુજબ રમકડાં નું કુંજ પણ અખંડગતિ અંદર નથી વાત ઉતાવળ ની ગરમી શક્તિ ની તે વારંવાર જરૂર કરે બાષ્પીભવન દ્વારા તજી દે છે આ દરમિયાન તે એક ગતિ શક્તિ નિમે છે અસ્પષ્ટ

પ્રક્રિયા માટે ની ઉર્જા પ્રાપ્ત કરી આનો આસ્થાઈ છે શૂન્ય માંથી સર્જન ભોતિક શાસ્ત્રી ને સિદ્ધવનતો જો સાચા હોય તો એ વાત સત્ય નથી દુનિયા ની સૌથી મોટી ગણાતી અમેરિકન patent કરેચી એ સિદ્ધાંતો ને વ્યાખ્યાત્મક રીતે સ્વીકારય છે ઍટલે તે કદી અખંડ ગતિ યંત્ર માટે paten રાખતી નથી આ સત્યાદી ઓગનીશો સિતેર માં સ્થાપક બાદ ગયા વર્ષે તેને સૌ માટે કરી ત્યાર કરી બીજે વર્ષે તેત્રીસશ કરી બે હજાર ની સાલ માં ના અંતે સુરભિ મા નો ચાલીસ લાખ ના સુગમે પાર કરી ગયું આ પૈકી અખંડ ગતિ એ માટે આપાયેલું patent નું હોય તો માત્ર એક છે જે ને અમેરિકી patient જે અંદર ના software hardware નામે નોંધી ફક્ત સાદા લોહીચૂબક વડે યંત્ર ના મુકતવયે ફરતું રાખ ના દાવો કર્યો તેવા યંત્ર છે તેના મંત્રી ઓના સમાચાર અમેરિકા માં હતા સર્જાયું ઉદવગતિ એ સાંસોધન આપી ને એ ગણે તેની જેવા લોકો ની હવે તે પછી તરત મારે શોધવાનું હોય છે કે હું company patent coupany ની દિશા મા agent દ્વારા કરી અને તેને હમેશ માટે ખરીદેલ તેની જગ્યા એ પાણી જ તે પાણી પડે પરંતુ અમેરિકા ના દરેક પ્રાણી ને અનેક વડે સંજોવાય તેને ઉર્જા સમસ્યા નો લાવો દેવા માંગુ છું ઍટલે જોનજ ના આવિષ્કાર પર થી સૌને વધારે આકર્ષણ જાગ્યું આ રાષ્ટ્ર પ્રેમી શોધક ને તો new york and તેની પોતાની તંત્રી લેખાં માં શાબાશી આપી science and mechanism નામ ના સામાયિક એ જોનસો નામ નો સ્વીકાર પોતાના વાંચકો ને સમજાવતો વિસ્તૃત લેખ છાપ્યો અલબત અમેરિકી ની patent પચવીએ પાછળ થી તેની ભૂલ કાઢી હતી